લીબરઓફીસ મેથ પરના આ મૌખિક ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે
આ ટ્યુટોરીયલમાં આપણે લીબરઓફીસ મેથ નો પરિચય અને ફોર્મ્યુલા એડિટર વિષે જાણીશું
આપણે નીચેના મુદ્દાઓ શીખીશું લીબરઓફીસ મેથ શું છે
મેથ નો ઉપયોગ કરવા માટેની સિસ્ટમ આવશ્યકતાઓ ફોર્મુલા એડિટર નો ઉપયોગ
સરળ સુત્રો લખવા
લીબરઓફીસ મેથ શું છે
લીબરઓફીસ મેથ એ ગાણિતિક સુત્રો બનાવવા અને ફેરફાર કરવા માટેનું એક સોફ્ટવેર એપ્લિકેશન છે
તે લીબરઓફીસ સ્યુટ અંદર આવે છે અને તેથી તે ઓપન સોર્સ મફત અને વહેંચવા માટે મુક્ત છે
મેથ ની મદદથી બનાવેલ સમીકરણો અને સુત્રો સ્ટેન્ડ અલોને હોય શકે છે
અથવા લીબરઓફીસ સ્યુટમાં અન્ય ડોક્યુમેન્ટ અંદર વાપરી શકાય છે
સમીકરણો રાઈટર અથવા કેલ્કના ડોક્યુમેન્ટમાં જડિત કરી શકાય છે
સમીકરણોના કેટલાક ઉદાહરણો અપૂર્ણાંકો પૂર્ણાંકો સમીકરણો અને મેટ્રિસીસ છે
ચાલો મેથ વાપરવા માટેની સિસ્ટમ આવશ્યકતાઓ જોઈએ
વિન્ડોઝ માટે તમને માઈક્રોસોફ્ટ વિન્ડોઝ 2000 સર્વિસ પેક 4 અથવા વધુ એક્સપી વિસ્ટા અથવા વિન્ડોવ્સ 7 ની જરૂર રહેશે પેન્ટીયમ કોમ્પેટીબલ પીસી 256એમબી રામ 512 એમબી રામ આગ્રહણીય છે ઉબુન્ટુ લિનક્સ માટે લીનક્સ કર્નલ આવૃત્તિ 2618 અથવા વધુ પેન્ટીયમ કોમ્પેટીબલ પીસી આગ્રહણીય રામ 512એમબી છે
સિસ્ટમ આવશ્યકતાઓ પર સંપૂર્ણ જાણકારી માટે httpwwwlibreofficeorgget helpsystem requirements વેબસાઈટ ઉપર જાઓ
જો તમે લીબરઓફીસ સ્યુટ પહેલાથી જ સંસ્થાપિત કરેલ હોય તો લીબરઓફીસ સ્યુટ પ્રોગ્રામ્સ માં તમને માથ મળશે
જો તમે લીબરઓફીસ સ્યુટ પહેલે થી સંસ્થાપિત ન કરેલ હોય તો તમે તેની ઓફીસિયલ વેબસાઇટ httpwwwlibreofficeorg પરથી ડાઉનલોડ કરી શકો છો
લીનક્સ માં તમે તે સીનેપ્તિક પેકેજ મેનેજર દ્વારા સંસ્થાપિત કરી શકો છો
મેં લીબરઓફીસ આવૃત્તિ 333 સંસ્થાપિત કરેલ છે
ઠીક છે ચાલો શરુ કરીએ અને મેથ એપ્લીકેશન ખોલીએ
વિન્ડોવ્સમાં સ્ટાર્ટ મેનૂ પર જાઓ
અલ્લ પ્રોગ્રામ્સ જીટીજીટી લિબ્રિઓફિસ સ્યુટ જીટીજીટી લિબ્રિઓફિસ માથ પર ક્લિક કરો
અથવા આપણે તેને લીબરઓફીસ રાઈટરના ડોક્યુમેન્ટની અંદરથી બોલાવી શકીએ છીએ
ચાલો હવે એક નવું લખાણ ડોક્યુમેન્ટ ખોલવા માટે લીબરઓફીસ રાઈટર પર ક્લિક કરીએ
હવે રાઈટર વિન્ડોમાંચાલો મેથ ઉપર જઈએ
મુખ્ય મેનુબારમાં ઇન્સર્ટ મેનૂ પર ક્લિક કરો અને પછી ઓબ્જેક્ટ જે નીચેની તરફ આવે છે અને પછી ફોર્મ્યુલા પર ક્લિક કરો
હવે આપણે રાઈટર વિન્ડોમાં ત્રણ વિસ્તારોમાં જોઈ શકીએ છે
પ્રથમ ટોચ પર રાઈટર વિસ્તાર છે
અહીં નાના ગ્રે બોક્સ ની નોંધ લો
આ એ જગ્યા છે જ્યાં આપણે સમીકરણો અથવા સૂત્રો લખીશું અને તે ગાણિતીક સ્વરૂપે દેખાશે
બીજું છે ઇક્વેશન અથવા ફોર્મ્યુલા એડિટર વિસ્તાર જે તળિયે છે
અહીં આપણે ખાસ માર્કઅપ લેન્ગવેજમાં ગાણિતિક સૂત્રો લખી શકીએ છીએ
અને ત્રીજુ છે એલિમેન્ટ્સ વિન્ડો જે જમણી તરફ છે
જો તમને એલિમેન્ટ્સ વિન્ડો ન દેખાય તો આપણે તે વ્યૂ મેનુ પર ક્લિક કરી અને પછી એલિમેન્ટ્સ પસંદ કરી ઉપયોગમાં લઇ શકીએ છીએ
આ વિન્ડો આપણને વિવિધ ગાણિતિક સંજ્ઞાઓ અને સમીકરણો પૂરા પાડે છે
જો આપણે રાઇટર વિસ્તારમાં ગ્રે બોક્સની બહાર હજું એક વાર ક્લિક કરીએ તો માથ વિન્ડો અદૃશ્ય થઈ જાય છે
માથ ફોર્મ્યુલા એડિટર અને એલિમેન્ટ્સ વિન્ડો પાછા લાવવા માટે ગ્રે બોક્સ પર બે વખત ક્લિક કરો
ઠીક છે ચાલો હવે 4એક્સ3 12 છે તે માટેનું એક સરળ ગુણાકાર સૂત્ર લખીએ
હવે એલિમેન્ટ્સ વિન્ડોમાં ટોચ ઉપર સંજ્ઞાઓના વર્ગો છે અને તળિયે સંજ્ઞાઓ છે
ડાબા ટોચે આવેલા ચિહ્ન પર એક વખત ક્લિક કરો અહીં ટુલ ટીપ કહે છે યુનરી ઓર બાયનરી ઓપરેટર્સ
અને તળિયે આપણે અમુક મૂળભૂત ગાણિતિક ઓપરેટરો જોઈ શકીએ છીએ જેમ કે વત્તા બાદબાકી ગુણાકાર અને ભાગાકાર
ચાલો બીજી પંક્તિમાં એ ઇન્ટો બી ઉપર ક્લિક કરીએ જે ગુણાકાર દર્શાવે છે
હવે ફોર્મ્યુલા એડિટર વિન્ડો ની નોંધ લો
તે બે પ્લેસ હોલ્ડર બતાવે છે જે ટાઇમ્સ શબ્દ દ્વારા અલગ થયેલ છે
નોંધ લો કે ટોચ પર આવેલા રાઈટરના ગ્રે બોક્સ વિસ્તારમાં પણ બે ચોરસ ગુણાકારના પ્રતીક દ્વારા અલગ પડેલ છે
ચાલો ફોર્મ્યુલા એડિટરમાં તે ઉપર બે વખત ક્લિક કરીને પ્રથમ પ્લેસહોલ્ડરને પ્રકાશિત કરીએ અને પછી 4 લખીએ
આગળ ચાલો બીજું પ્લેસ હોલ્ડર પ્રકાશિત કરીએ અને ફોર્મુલા એડિટર વિન્ડોમાં 3 લખીએ
નોંધ લો કે રાઈટર ગ્રે બોક્સ આપોઆપ રિફ્રેશ થયું છે અને તે 4 ઇન્ટો 3 પ્રદર્શિત કરે છે
આપણે ટોચ ઉપર વ્યૂ મેનુ પર પણ ક્લિક કરી અને અપડેટ પસંદ કરી શકો છો
અથવા વિન્ડો ને રીફ્રેશ કરવા આપણે કીબોર્ડ શૉર્ટકટ ફ9 નો પણ ઉપયોગ કરી શકીએ છીએ
આગળ ચાલો આપણે સૂત્ર પૂર્ણ કરીએ અને તેમાં ઇસ ઇક્વલ ટીઓ 12 ઉમેરીએ
આ માટે ચાલો એલિમેન્ટ્સ વિન્ડો માં કેટેગરીઝ વિભાગમાં બીજા ચિહ્ન પર ક્લિક કરીએ જે રિલેશન્સ કહે છે
અહીં વિવિધ રીલેશન એલીમેન્તો ની નોંધ લો
ચાલો પ્રથમ પસંદ કરીએ એ ઇસ ઇક્વલ ટીઓ બી અને આપણે પ્રથમ પ્લેસહોલ્ડર રદ કરીશું અને બીજા પ્લેસહોલ્ડરમાં 12 લખીશું
અને રાઈટર વિસ્તારમાં આ આપણું પ્રથમ સરળ સૂત્ર છે
4 ટાઇમ્સ 3 ઇસ ઇક્વલ ટીઓ 12
હવે આપણે શીખીશું કે એલિમેન્ટ્સ વિન્ડો ને ખૂબ સરળ રીતે સૂત્ર લખવા માટે કેવી રીતે વાપરવું
આપણે ફોર્મ્યુલા એડિટર વિન્ડો ઉપર માઉસ નું જમણું બટન દબાવી અને અહીં સંજ્ઞાઓ પસંદ કરીને પણ સૂત્ર લખી શકીએ છીએ
કન્ટેક્સ્ટ મેનુ એલિમેન્ટ્સ વિન્ડો માં આવેલ છે તે સમાન જ સંજ્ઞાઓની શ્રેણીઓ પ્રદર્શિત કરે છે
કોઈપણ શ્રેણીને પસંદ કરવાથી તે શ્રેણી અંદર આવેલી સંજ્ઞાઓ પ્રદર્શિત કરશે
સૂત્ર દાખલ કરવા માટેનો ત્રીજો માર્ગ પણ છે
આપણે ફોર્મ્યુલા એડિટર વિન્ડો માં સીધું સૂત્ર લખી શકીએ છીએ
અહીં આપણે ખાસ માર્કઅપ લેન્ગવેજ નો ઉપયોગ કરીશું જે મેથ એપ્લીકેશન સમજી શકે
આપણે પહેલેથી માર્કઅપ લેન્ગવેજ માટે એક સરળ ઉદાહરણ જોયું છે
4 ટાઇમ્સ 3 ઇક્વલ્સ 12
અહીં ટાઇમ્સ શબ્દ ની નોંધ લો
એ જ રીતે 4 ડિવાઇડેડ બાય 4 ઇક્વલ્સ 1 લખવા માટે માર્કઅપ છે 4 ઓવર 4 ઇક્વલ્સ 1 તમારા માટે અસાઇનમેન્ટ નીચે પ્રમાણે છે રાઈટર વિન્ડોમાં નીચે પ્રમાણેના સૂત્રો લખો 4 ડિવાઇડેડ બાય 4 1
તમારા સૂત્રો વચ્ચે એક ખાલી લીટી દાખલ કરવા માટે ન્યૂલાઇન માર્કઅપ નો ઉપયોગ કરો
એ બોલિયન એન્ડ બી 4 ઇસ ગ્રેટર થાન 3 એક્સ ઇસ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટીઓ ય
અને 4 ઇસ નોટ ઇક્વલ ટીઓ 3 અહીં લીબરઓફીસ મેથ નો પરિચય અને ફોર્મ્યુલા એડિટર સમજાવતા આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે
સારાંશ માટે આપણે શીખ્યા લીબરઓફીસ મેથ શું છે
મેથ વાપરવા માટેની પૂર્વજરૂરીયાતો અને જરૂરીયાતો
ફોર્મુલા એડિટર નો ઉપયોગ
સરળ સૂત્ર લખવા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
જોડવા બદલ આભાર